તેમણે ગુજરાત યુનિવર્સિટી માંથી રાજકીય શાખા ની માસ્ ટર ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેમણે રાજનીતિ માં જમ્પ લાવું હતું. ઓગણીસો ચોરા ણું માં ગુજરાત વિધાનસભા માં ભાજપની જીત માં મોદી ની રણનીતિ સફળ રહી અને ઓગણીસો ચોરા ણું માં પક્ષના રાષ્ટ્રીય સચિવ. અને એમ ને પક્ષના રાષ્ ટ્રીય સચિવ ઓગણીસો અઠ્ઠા ણું માં પક્ષના મહાસચિવ બનાવવા માં આવ્યા હતા ને ઓક્ટોબર બે હાજર એક મોદી ના સમય માં ગોધરાકાંડ થયો હતો. ગોધરાકાંડ બાદ ભારે દબાણ માં આવી ગયા બાદ મોદીએ મુખ્ય મંત્રી પદ પર થી રાજીનામું આપ્યું અને ફરી થી ચૂંટણી યોજાઈ વર્ષ બે હાજર બે માં વિધાનસભા ની એકસો બિયાંસી સીટો માંથી એકસો સત્યાવીસ

ઇન્કાર કરી દેવા માં આવ્યો હતો. અમેરિકાએ બે હાજર ચાર માં મોદી નો ઇન્કાર કર્યો હતો અને બે હાજર છ જુલાઈ માં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણુ વલણ આપના આપના બદલ જોરદાર ટીકા કરી હતી. બે હાજર સાતમાં બીજી વખત જંગી બહુમતી મળી ને મુખ્ય મંત્રી તરીકે નિયુક્ત થયા હતા. બે હાજર અગિયાર ના અંતમાં અને બે હાજર બાર ની શરૂઆત માં મુસલમાનો ને પોતાની તરફ ખેચવા માટે સદ્ ભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરી ને ઉપવાસ કર્યા હતા. જેની દેશભર માં નોંધ લેવાઈ હતી. ચોવીસ ઓગસ્ટ બે જાગે ના રોજ લોકાયુક્ત ની નિયુક્તિ ના

ત્રીજી વખત મુખ્ય મંત્રી તરીકે નિયુક્ત હતા. માર્ચ બે હાજર તેર માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્ય સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી અને જૂન બે હાજર તેર માં ગોવા માં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિ ના અધ્યક્ષ પદે. ન્યુ કરાયા હતા. આવો તો બહુ બધું બહુ બધું નરેન્દ્ર મોદી ના વિશે સાંભળવા મળે છે. બહુ બધા કામ કરેં છે અગર બધું બોલવા જાસુ તો ટાઇમ્સ ઓચ્છુપડી જૈસ એ થોડું ગુજરાત ના વિકાસ પર નજર નાખીએ તો મોદી જ્યારે ગુજરાત ની સત્તા સંભાળી ત્યારે ગુજરાત ની અર્થવ્યવસ્થા બહુ જ નબળી હતી. ગૃહ વિકાસ સીમિત હતો. મોદી સરકાર નું વહીવટી કા તો ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મુક્યો જેના કારણે મોદી શાસનના પ્રથમ તબક્કા માં ગુજરાત ની આર્થિક વૃદ્ધિ માં દસ ટકા નો વધારો જોવા મળ્યો હતો આ વધારો ભારતના અન્ય કોઈપણ રાજ્ય કરતાં વધારે હતો. મુખ્ય મંત્રી કે મોદીએ ગુજરાત નો વિકાસ વિવિધ. યોજનાઓ દ્વારા અમલમાં મુક્યો છે. પંચામૃત યોજનાઓ નો સમાવેશ થાય છે. રાજ્ય ના સંકલિત વિકાસ માટે. ક્યા વાળી વ્યૂહરચના સુજલામ સુફલામ જળ સંરક્ષણ અને

યોજના બનાવી છે. બેટી બચાઓ, બેટી પઢાઓ. જ્યોતિ ગ્રામ યોજના પ્રત્યેક ગામના વિદ્યાર્થી કરણ માટે ની યોજનાઓ છે કર્મયોગી અભિયાન છે. સરકારી કર્મચારીઓ ને શિક્ષિત અને તાલીમ આપવા માટે ના છે. કન્યા કેળવણી યોજના કન્યાઓ ના શિક્ષણ ને પ્રોત્સાહન આપવા માટે ની યોજનાઓ છે. વિદ્યાર્થીઓ માટે ની મધ્યાહ્ન ભોજન માટે ની યોજનાઓ છે. કેન્દ્ર સરકાર ની ચૂંટણી પર મોદી દ્વારા બે હજાર નૌ ની ચૂંટણી જીતવા માં આવી તેના પછી બે હાજર ચૌદ ની ચૂંટણી બે હાજર ઓગણીસ ની ચૂંટણી અને વડાપ્રધાન રહ્યા છે. મોદી વિશે બહુ બધું છે. એમ ને બહુ બધા પુરસ્કારો મળ્યા છે. બહુ બધા વિકાસ કરો. આપણા દેશ માં જેટલું બોલીયે એટલું ઓછું પડે છે પણ હવે આપણે આવજો કહેવા નો ટાઇમ આવી ગયો છે. હિમાલય માં એક સાહસ જવાહરલાલ નહેરુ જવાહરલાલ નહેરુ નો જન્મ અલ્લાહ બાદ માં થયો હતો જવાહરલાલ નહેરુ ના કુટુંબી ઓ. કુટુંબી ઓ મુદ્દે કાશ્મીર ના વાતની હતા વિદેશ માં વકીલાત નો અભ્યાસ કરી ને તેમને અલ્હાબાદ માં અકિલાત શરૂ કરી ગાંધીજી ની સાથે આઝાદી ની લડત માં જ જોડાય ને સ્વતંત્ર સંગ્રામ માં અગ્રણી બન્યા. તેમને સાહિત્ય માં ખુબ રસ હતો Discovery of Indialipsis of India Zimpsis of World History જેવા પુસ્તકો તેમને english માં લખ્યા છે તેમને દીકરી ને સ્વતંત્રતા વિશે લખેલા ત્રીસ પાત્રો નો.

ભાષા માં લખાયેલી જવાહરલાલ નહેરુ ની મારી જીવન કથા ના માધવ ભાઈ દેસાઈ એ કરેલા ગુજરાતી અનુવાદ માંથી આ અંશ લેવામાં આવ્યો છે સાહસિક નહેરુ એ પોતાના માંથી એક. ટુકડી સાથે હિમાલાઉ સ્થિત અમરનાથ ની ગુફા સુધી પોહ્ચવા માં ભૂમિયા સાથે પ્રવાસ કર્યો હતો તેનું વર્ણન આમાં છે હિમચિત શિખરો અને હિમ નદી ઓ વચ્ચે ના આ સાહસિક. પ્રવાસ નું સરસ વર્ણન આ પૂરતી માં જોવા મળે છે અંતિમ ચારણ માં જરૂરી સાધનો ના અભાવે હિમ નદી પસાર કરતા જોખમ માં નહેરુ નો પગ લાપસી જતા. દોરડા ના કારણે બચે છે ના છૂટકે પ્રવાસ અધૂરો રાખી પરત ફરવું પડે છે સાહસ અને હિમાલય પ્રેમ આ કૃતિ માંથી પ્રગટ થાય છે સાડી સરળ અને શેલી માં લખાયેલા. માનવભાવ વર્ણવો ને કારણે કૃતિ રસપાર્ટી બની શકે છે મારુ લગ્ન થયું એ સાલ ઉનાળા માં કેટલાક મહિના અમે કાશ્મીર માં ગાળ્યા કુતુમીઓ શ્રીનગર નું ખીણ માં શોધીને. મારા મિત્ર સાથે અનેક અઠવાડિયા સુધી પહાડો માં રખડે અને લડાખ નો રસ્તો ચડે તિબેટ ની સામેથી તરફ જતા જંગલ માં ઉંચા માં ઉંચા પરદેશી ઓ. સાંકડી અને લીજં ખીણો આ મારો પ્રથમ અનુભવ હતો વેરાન નકરો ખડક દેખાનો હતી. એ સકડી ખીરામાં આગળ ને આગળ અમે કરતા ગયા. અમારી બન્ને બાજુનો પહાડો ઊભા હતા, તેમનાં શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો અને ઉપરથી નીચે હિમના નાના નાના પ્રપાતો પ્રતાપો. અમારું સ્વાગત કરવાને જાણે અતિ મંદ ગતિએ ઊતરી રહ્યા હતા. પવન ઠંડો અને આકરો હતો પણ દિવસના સૂરજનો મધુરો તડકો અને હવા એટલી નિર્મળ હતી કે ઘણી વાર. અમેં એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના ખોર વિષે છેતરાતા, અને દુરનાં સ્થાનાને પાસે માં માનતા, એકાંત વધતું જતું હતું વૃક્ષો અને વનસ્પતિ પણ અદશ્ય. થઈ થયાં હતાં, માત્ર નકરો ખડક, ક્રિમ અને બરક અને ક્યાક ક્યાંક હું પુષ્પો અને છતાં આ જંગલી અને વેરાન પ્રતિમંદિરોમાં. હું કંઈક અજા વૃષ્ણેિ અનુભવતો અને સ્ફૂર્તિથી અને માલાદથી ઊભરાતો, આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચક અનુભવ થયો ઝોજીલા ઘાટ છોડીને. આગળ એક જગ્યાએ એનું નામ હતું હું ધારું છે કે માતાયાન હતું અમને કહેવામાં આવ્યું કે, અમરનાથની ગુફા અહીંથી માત્ર આઠ માઈલ છે.

વિસાતમાં ન હતા. હોંશમાં ને હોશ માં અને અનુભવ ન હોવાને લીધે અમે એ ઓળંગવાનો નિર્ણય કર્યો અગિયાર હજાર પાનસો ફૂટની ઊંચાઈએ આવેલ અમારા પડાવથી અમે. નીકળી પડ્યા અને એક નાનકડી ટુકડી લઈને પહાડ ચડવા માંડ્યો ત્યાંનો એક ભરવાડ અને ભોમિયા તરીકેસાથે લીધો હતો સૌ દોરડાની સાંકળેથી એકબીજાની સાથે સંકળાઈ. અનેક હિમનદીઓ ઓળંગના ચડતા ગયા અને અમારી મુશ્કેલી વધતી ગઈ ઘાસ લેવો કંઈક મુશ્કેલ થઈ પડ્ય અમારા મજૂરો બહુ ભારથી લદાયેલા નહતા છતાં લોહીની.

લાગ્યા હિમ પડવા લાગ્યું અને હિમનદીઓ ભયાનક લપસણી થઈ પડી, અમે પાકીને લોથ થઈ ગયા હતા. અને એક એક ડગલું ભરતા કહે. પ્રાણ આવતા હતા. પણ જડસાની જેમ અમે ચાહું ચાલુ રાખ્યું અમે અમારે પાવથી સવારે ચાર વાગ્યે નીકળ્યા હતા અને બાર ક્લાકના સતત ચડાદને અંતે. જાઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમસરોવર પડ્યું હતું હિમાચ્છાદિત શિખરોથી વીંટળાવેલું આ ભવ્ય દ્રશ્ય દેવાના નાક ઉપર મુક્ત જેવું લાગતું હતું, પણ હંમ અને ધુમ્મસ પડતાં જતાં હતાં એટલે આ દશ્ય પણ અમારી નજર આગળથી અદશ્ય થઈ ગયું અમે કેટલી ઊંચાઈએ હતા એ ની હું જાણતી નથી પત્ર હું પરું છે કે પંદર હાજર કે સોલ હજાર ફૂટની ઊંચાઈ તો જરૂર હોવી જ જોઈએ. અમરનાથની ગુફાથી અમે બહુ ઊંચે હતા. હવે લગભગ અધા માઈલનું આ હિનસરોવર ઓળંગી પેલે પાર આવેલા ગુફાએ પહોંચવાનું હતું. અમને લાગ્યુ કે હવે. હવે ગડવાનું પૂરું થયું છે એટલે મોટી મુશ્કેલીઓ તો ઓળંગી ચૂક્યા. એટલે, સાવ થાક્યા હતા. છતાં પણ પ્રસન્ન ચિત્તે આ નવી મંજિલ શરૂ કરી. રસ્તામાં અનેક જગ્યાએ હિમનદીઓમાં મોટી ખોભણો આવતી હતી અને અનેક ઠેકાણે તાજ હિમ પડવાને લીધે આવી ખોભણો દેખાતી ન હતી સંજાણતાં પગ મુકાયો તો. ગસબ ગડડપ ગયા અને સાચે જ તેમ થયું. આ તાજા પડેલા હિમથી કે છેતરાયો અને મારું આવી બન્યું, મેં પગ મૂક્યો કે તરત જ બરફ. સી પડ્યો અને હું એક ભયાનક અને પહોળી ખોભામાં લપસ્યો. આ બોમણે તો એક ભયાનક ઊંડી ખાઈ હતી. અને એમાં જે ગયો તે યુગોના યુગો સુધી ત્યાં સુરક્ષિત રીતે ટાઈ રહે. એ વિષે કઈ જ શકી નહોતી. પણ પેલા દોરડાએ મને પકડી રાખ્યો. ખોળાની એક બાજને હું વળગી રહ્યો અને મને ખેંચી કાઢવામાં આવ્યો. આથી અમારા ઈજા ગરી તો ગયા જ, છતાં અને. અમારી કૂચ ચાલુ રાખી. પણ આ ખોભણો ની સંખ્યા અને વિશાળતા વધતી જતી હતી અને અમારી પાસે આમાંની કેટલીકને ઓળંગવાના સાધનસામી રહ્યાં ન હતાં. એટલે આખરે.

પછા તને ત્યા જવાનો મેં નિશ્ચય કર્યો અનેક પ્રવાસના ઘાટ ઘડ્યા, આમાનો એક તો નબેટના અલૌકિક સરોવર માનસરોવરની અને પાસે જ આવેલા હિમાચ્છાદિત કૈલાસની યાત્રાનો વિચાર હતો. એ વિચારમાત્ર હું આનંદથી ઊભરાતો. એ વાતને તો અઢાર વર્ષ થયા, છતાં આજે પણ કૈલાસ અને માનસરોવરથી કે એટલો ને એટલો જ દર છે. મેં તો અનેક વાર કાશ્મીર જવાની ઘણીયે ઇચ્છા. છતાં કરી પાશે સમીર જઈ શક્યો જ નથી. અને રોજ રોજ રાજકાજનાં અને લોકસેવાના વમળમાં વધારે ને વધારે ગંચાતો ગયો છે રિવરો ચડીને અપના દરિયા ઓળંગીને મારી પ્રવાસ. પ્રવાસા તૃપ્ત કરવાને બદલે જેવજાબાથી મારે એ તૃપ્ત કરવી પડી છે, અને છતાં, એવા પ્રવાસોનો થી હું ઘડ્યા જ કરે છે એ આનંદ જેલમાં પણ કોણ લઈ શકે એમ છે. તેમ છે અને જેલમાં બીજ કરવાનું પણ શું હોય? એટલે કે હું એ દિવસનાં સ્વપ્નાં જોઉં છું કે જ્યારે હિમાલયમાં રખડતો રખડતો માનસરોવર અને કૈલાસ ના દર્શનના. મારા પનીરય હું પૂરા કરી શકીશ દરમ્યાન જીવનની પળો ચપાટાબંધ વહી જાય છે, યુવાવસ્થામાંથી આધેડ અવસ્થાનાં પ્રવેશ થાય છે અને એ પછી. વધારે બૂરી અવસ્થા આવી રહેશે એટલી ઘણી ધણીક વાર મને થાય છે કે, કૈલાસ ને માનસરોવર જોવા પહેલાં તી હું વૃદ્ધાવસ્થાથી સાવ. અપંગ થઈ ગયી હોઈશ, પણ ગમ્ય સ્થાન ભલેને દેખાતું ન હોય તોપણ તે પ્રતિ પ્રવાસ કદી એળે જતા નથી હાજી એ મન ની. ની મહી રમી રહેલ એ પર્વતો વિશે બહુ રળિયામણાં રુધિરે ડગ રંગ સંધ્યા તણી તથાપિ દિલમાં વો ચિર અદમ્ય. ઉત્સાહ હતો સદૈવ તલસી રહયો ગિરિહીમો તણી શાંતિ ને વોલ્ટર ફ્લામેટ ની આ. પંક્તિ છે પંક્તિ છે અને અનુવાદ માધવ ભાઈ દેસાઈ એ કરેલ મારી જીવન કથા માંથી આ કથા માં રુઢિપ્રયોગો. અમુક વાર ઉપયોગ માં લેવા માં આવેલા છે થાકી ને લોથ થાય જવું એટલે અતિશય થાકી જવું કાંઠે પ્રાણ આવ્યા એટલે ખુબ જ મુશ્કેલી કર હોવું. હજ બગાડી જવા એટલે ખુબ ગભરાઈ જવું થોડા ગાળવા એટલે આયોજન કરવું વિચારવું. ભાષા-અભિવ્યક્તિ સરળ, ટૂંકા, સચોટ અને અર્થસભર વાક્યો આ કૃતિમાં અનેક સ્થળે જોવા મળે છે વર્ણનાત્મક ગદ્યનું આ ઉત્તમ ઉદાહરણ છે. સદેવ શમ્ય સ્થાન.

ગિરિહીમો શબ્દ કેવું નાવીન્ય પક્ષ છે તે સમજો બસ બસ બસ બસ વધારે પ્રમાણ માં થાય છે આગળ જતા ન હોય છે તેમાં કરવામાં આવે છે અર્થાત પ્રતિ રોધકતા મુજબ છે

પ્રમાણ માં હોવાથી આ પધાર્થ ને પધાર્થ કહેવામાં આવે છે જે પધાર્થ ની મૂલ્ય વ્યક્ત હોય તે પધારતી તરીકે જાણીતા છે કેટલાક પધારતોની પ્રતિ આવે છે તરીકે ગણાતી હતી પરંતુ નીચા તાપમાને ઘણા સિરેમિક પધાર્થ તરીકે જાણીતા છે દ્વારા થતા અથવા electronic કહેવામાં આવે છે electron ની સંખ્યા તાપમાન ના વધારે કરવાથી દરમિયાન electron એક છેડે થી દાખલ થયીને બીજે છેડે થી બહાર નીકળી જાય છે તેથી બદલાતું નથી ત્યારે જુધા જુધા પઢાર્થો નો ના વધતા મૂલ્ય વક્તા પાણી માં hydrolium iron ની તેથી પાણી ની ઓછું હોય છે આથી પાણી માન્દ્ય તરીકે ઓળખાય છે જયારે પાણી માં ઉગાડવામાં આવે છે ત્યારે તે તેમાં પોતાના iron નો પુરા પડે છે અને તેથી તેની વધે છે ground માં સ્વભાવ iron ના દ્રાવણો માંથી લાંબા સમય માટે આવે છે વી વિધ રાસાયણિક પ્રક્રિયા ના લીધે તેના છે મુજબ ની તકલીફ સમસ્યાઓ ઉદ્યભવે છે દ્રાવણ ની સાંખટન બદલાય છે દ્રાવણ ને જઈ શકાતું નથી નિરાકરણ લાવી શકાય છે જુદ્ધ જુદ્ધ પ્રકારના એના પર platinum black ચાડાંયવું હોય છે અલગ રાખવી છે જેથી આ બને વચ્ચે રહેલા દ્રૌણ ની લંબાયી હોય છે. દ્રાવણ કહે છે તેનો પરિણામ નિમ્બાય હોય છે અને ગણો શકાય છે માપન સામાન્ય રીતે તેની માપન કરી શકાય છે જુધી જુધી વિકારણ ના સમીકરણ થી મેળવી શકાય છે નક્કી કર્યા બાદ નક્કી કરવામાં થયી શકે છે દ્રાવક માં જુદા જુદા નિયુક્ત તાપમાન ને ભિન્ન ભિન્ન હોય છે તેનું કારણ

દ્રાવણ માં એક પાણી માંથી થતા હોય છે એક દરવાન ની વાત કરતા છે ફેરવે છે હાલ ના સમય માં મૂલ્ય કરતા હોય છે આવા દ્રાવણો માં તેનો આંતર મળતો નો હોવા થી મેળવી શકાતું નથી પ્રબળ દ્રાવણ નું મંડાણ કરતા તેમનું મૂલ્ય માં વધારે થાય છે આલેખન કરવામાં આવે ધરાવતા દ્રાવણ નું મંડાણ કરવા થી એના વધારા ની સાથે તેના માં વધારો થાય છે પરિણામે વધારો થાય છે દ્રાવણ માં ઓગળેલા વિદ્યુત ફેરફાર કરવાથી દ્રાવણ ની રહકતા તેમજ તેમની ફેરફાર થાય છે હંમેશા વધે છે દ્રાવણ માં સ્પષ્ટ થાય છેકે દ્રાવણ ની શકે છે એકમ ધરાવતા અને એકમ લંબાયી અંતરે રહેલા બે platinum આમ એકમ કરાવતા અને એકમ લંબાયી ના અંતરે રહેલા બે વચ્ચે ધરાવતા દ્રાવણમાં ઘટાડો થવા થી

વિદ્યુત વિભાગય ના સરવાળા બરાબર હોય છે electron નાખી રચના કરે છે તાંમ્બા પેર લીલા લીલા રંગ ની પેડ થયી લોખંડ ના કારણ રાસાયણિક વિગનયન ખુબજ જટિલ છે છતાં પણ અનિવારિયા રીતે વિદ્યુત રાસાયણિક પરી ઘટના ગણી શકાય છે લોખંડના જેના પર વર્તે છે તેના પર નીચે મુજબ ની પ્રક્રિયા કરી શકે છે પાર થયેલા electron reduction થાય છે એમ માનવામાં આવે છે કે

Iron થતા વાતાવરણ માં oxygen થી oxidation પામે છે અને બનાવે છે વધુ hydrogen iron નું નુકસાન કરે છે નુકસાન થવા થી શક્યતા એ આપી આર્થિક નુકશાન થાય છે કાટ લાગવા થી આકષમત થવાની શક્યતા Digital currency digital currency શું digital currency ભારતમાં લાવવી શું Digital currency ભારતમાં લાવી હિતાવહ છે Digital currency એ ચલણ છે તે ફક્ત computer અથવા mobile ફોનથી જ ચાલે છે કારણ કે તે ફક્ત electronic સ્વરૂપ માં અસ્તિત્વ ધરાવે છે અસ્તિત્વ ધરાવે છે આ કારણથી પૈસાની લેવડ દેવડ માટે કોઈ વચોટિયાની જરૂર પડતી નથી ઘણીવાર પૈસાની લેવડ દેવડ માં વચ્ચેનો દલાલ અમુક પૈસા તમને transfer fee ના નામે Charge કરતા હોય છે તે digital currency માં કોઈ વધારાનું ચુકવણું આપવાનું રહેતું નથી તમે જો તમારો વેપાર ભારતમાં જ નહીં પરંતુ ભારતની બહાર કરતા હો અથવા વારંવાર વિદેશી પ્રવાસ કરતા હોવ ત્યારે તમારા પૈસાને બીજા દેશની currency માં ચૂકવવા માટે વધારાના process કરવો પડતો નથી Internet ના એક જ network હેઠળ બે જુદી-જુદી currency લેવડ દેવડ કરવી હોય તો digital currency ઉત્તમ ઉપાય છે અત્યાર તમે જે ખિસ્સામાં કાગળની જરૂરિયાત ચલણી નોટો રાખો છો એને અંગ્રેજીમાં ગુફિયા currency કહેવાય છે આ ચલણી નોટોને છાપવામાં તથા એને જાળવવા માટે અને સમયે સમયે

પણ digital currency ને કારણે આ ખર્ચ લગભગ નહિવત થઈ જાય છે સરકારને digital currency જાળવવા માટે ફક્ત એક network ની જ જરૂર હોય છે તેથી વધુ કંઈ કરવાનું રહેતું નથી Digital currency નો સૌથી મોટો ફાયદો ભ્રષ્ટાચાર રોકવામાં મા થાય છે ઘણી ઘણી વખત તમારે સરકારી કામકાજ અથવા કોઈ જરૂરી કામ માટે પૈસા ભરવાના હોય તો કચેરીમાં તે કામ માટે ભાવતાલ થઈ શકે છે પણ એ જ પૈસા જો તમે digital currency માં સ્વરૂપમાં online ભરી દેવાના હોય તો ત્યાં વચોટિયાઓને ભ્રષ્ટાચાર કરવાની તક મળતી નથી આ currency નો સૌથી મોટો ફાયદો છે digital currency ના લીધે

એની ઉપર સખત કાબુ મેળવી શકાય છે bank માં તમારે બે ત્રણ ખાતા હોય તો bank માં ધક્કો ખાધા વગર digital currency એ એક ખાતામાંથી બિજા ખાતામાં ઝડપથી transfer કરી શકાય છે ઘણી વખત કોઈના પૈસા લેણા નીકળતા હોય અને cheque થી પૈસા આપે તો ખાતામાંથી Cheque bounce થવાની શક્યતા રહેલી છે પણ તમે એ જ પૈસા digital currency માં Digital currency માં cheque bounce થવા માટે કોઈ શક્યતા રહેલી નથી તમારા દેશમાં digital currency જેટલી વધશે તેટલો આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધશે અને એથી જ દેશને ઘણો ફાયદો થાય છે અને એથી જ અત્યારની ભારત સરકાર digital currency માટે ખૂબ ઉત્તેજન આપે છે

વસ્તીના ચાણક્ય વ્યવહાર હજુ સરકાર digital currency ના કારણે ખબર પડે તો સરકાર દ્વારા ઘણી બાબતોમાં અંકુશ લાવી શકાય છે આ અંકુશ લાવવો ખુબજ જરૂરી છે આ digital currency ના લીધે કોઈ પણ દેશ ની છે દેશનો આ અર્થતંત્ર મજબૂત બને છે સરકારનું મુખ્ય ધ્યેય કાળા નાણા નાણા ને બજાર માં ફરતું અટકાવવા નો છે અથવા તમામ ચીઝ વસ્તુઓનો ભાવ વધારો એટલે પુરાવો digital currency ભારતમાં અતિશય લાભ કારી છે ભારત જેવા મોટા ઉદ્યોગો છે એના કરતાં લઘુ ઉદ્યોગો એટલે કે small business બહુ મોટા પ્રમાણમાં છે અને આ લઘુ ઉદ્યોગોને Digital currency ના કારણે કારણે Digital currency ના કારણે પોતાના ધંધા ચલાવવાનું બહુ સહેલું થઈ ગયું છે તમે ઘરેથી જ પૈસા લેવાનું બાકી ભૂલી ગયા પણ પાણીપુરી ખાવાનું મન થાય તો તમારે digital wallet માંથી digital currency કાઢીને પાણીપુરી પણ ખાઈ શકો છો એ જ હોય Currency ની મોટી કરામત છેલ્લે એક વાત કરું digital currency સરખામણી ભગવાન સાથે થઈ શકે છે કારણ કે digital currency નો અસ્તિત્વ હોય એ હકીકત છે પણ તમારી સામે એ ભૌતિક સ્વરૂપમાં દેખાય નહીં પરંતુ તમારો વહેવાર ચાલતો રહે છે તે કારણે digital currency ભારત માટે બહુ લાભદાય છે Digital currency ના વ્યવહાર માટે ઘણી ઘણી application ઓ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે google pay Google pay phone pay mi pay paytm mobikwi જેવી application ઓ બજારમાં ઉપલબ્ધ છે આ application નો ના કારણે અત્યારે digital currency માં વહેવાર કરવો સરળ બન્યો UPI ના લીધે કારણે અત્યારે કોઈના bank માં પૈસા transfer કરવા માટે તમારે ભૌતિક સ્વરૂપે bank માં જવું પડતું નથી direct તમે online પૈસા transfer મોકલાવી શકો છો આ digital currency નો મોટો ફાયદો છે અત્યારે ભારત સરકાર આ digital currency ના વ્યવહારને પ્રોત્સાહન આપે છે પ્રોત્સાહન આપવા માટે નવી નવી offer નવી નવી કે બહાર પાડવી માટે transaction charge લાગતા charge ઓછો કરવા આ બધા પ્રોત્સાહન ના કામો ભારત સરકાર અત્યારે કરી રહી છે અત્યારે બધી bank માં માટે digital transaction કરવું બહુ જ જરૂરી બની ગયું છે તમારે એક દેશમાંથી બીજા દેશમાં પૈસા મોકલવા હોય તો international Bank ની જરૂર પડતી નથી જો તમારી પાસે digital currency નો વહેવાર કરવો શક્ય હોય તો આ જ કારણે આજે આજે Digital currency ને અત્યારે વધારે પ્રમાણમાં લોકો વાપરી રહ્યા છે ભારતમા digital Currency લાવવાનું બહુ જ મહત્વનું કારણ કે આટલા મોટા દેશમાં આટલી વિશાળ વસ્તીના નાણા કે વ્યવહાર જો સરકાર digital currency ના કારણે લીધે સરળ બને છે અગર bank પહેલા bank માં થતી traffic ના લીધે લોકો લોકોને હેરાની ભોગવી પડતી હતી એ જ કારણે આજે digital currency નો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો જાય છે digital currency થી અર્થતંત્ર મજબૂત બને છે ભ્રષ્ટાચાર અટકે છે છેત્તરપિંડી ઓછી થાય છે વ્યવહાર પારદર્શિત રહે છે આ બધા